જેના ઉપર બોર્ડ પર દશાલાડ વાણી પંચ સંચાલિત લખેલું જોવા મળ્યું રહ્યું છે.

તેમજ એક મોટી મેહતવાડ વલસાડ જિલ્લામાં આવી રહ્યું છે જેમાં એક વૃદ્ધ દેખાઈ રહ્યા છે.

તેમજ ત્યાં અન્ય સાધન ટેબલ પાસે જોવા મળી રહ્યા --

આ ચિત્રમાં એક મોતો ટાવર દેખાઈ રહ્યો છે જેના ઉપર ઘડિયાલ દેખાઈ રહી છે.

તેમજ ત્યાં ખુરશીઓ જોવા મળી રહી છે.

જેની બહાર નાનું એક બોરિંગ જોવા મળી રહ્યુ છે.

આપેલ ચિત્રમાં રેલવે ટપાલ સેવાનો બોર્ડ દેખાઈ રહ્યો છે તેમજ તે લીલા કલર માં છે.

આપેલ ચિત્ર એક ઓફિસ નું છે જેમાં ઘણી બધી ખુરશીઓ દેખાઈ રહી છે.

એક આ જેમાં ડેકોરેશન પણ કરવામાં આવેલું છે તેમજ ત્યાં એક બોર્ડ મારેલો છે.